મળવા જરૂરી છે. સ્વતંત્રતાને પકડાવે સ્વતંત્રાઓને સમાવેશ સમાવેશ કરવા આવ્યો છે કુદરતી સ્વતંત્રતા નાર્જિ સ્વતંત્રતા રાજ્યની સ્વતંત્રતા આર્થિક સ્વતંત્રતા અને રાષ્ટ્રીક સ્વતંત્રતા આ દરેક પ્રકારની સ્વતંત્રતા હવે આપણે અભ્યાસ કરીએ છીએ. કુદરતી સ્વતંત્રતા આ સ્વતંત્રતા પસાર કરતી સ્પષ્ટ થાય છે સમજ સમાજ કે લજાય

ધારી લેવા માં આવે છે. સ્વતંત્રતા રાજ્ય માં આયુર્વેદિક અને લોકો દ્વારા પ્રોગવતી કરવામાં આવે છે. પરંતુ રાજયના અગમાલ સાથે આ સ્વતંત્રતા લો લોભ થઇ જાય છે કારણ કે રાજ્ય નિયમો કાયદાઓની મર્યાદામાં રહી વર્ત

પાત્ર બને છે. આમ કુદરતી સ્વતંત્રતા સમાજમાં અને રાજય પૂર્વની હોવાથી તેનો ખ્યાલ હોવો હોવો અને રૂપે છે.

ટૂંક માં સમાજ અને રાજ્ય માં સ્વતંત્રતા ભોગ શક્તિ હોવાથી રાજ્ય પૂર્વ મનુષ્ય મરજી પ્રમાણે વર્તે હોવાથી તેનો સ્વતંત્રતા એક પ્રકાર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો આ સ્વતંત્રતા અસ્થીર્ય અસ્થીર્ય ધરાવતી હોય તો આજ આજ કરતા અવ વ્યવસ્થિત અને અધુરીક વડે પ્રામીણ છે. કુદરતી કુદરતી સ્વનતર સ્વતંત્રતા અંગે એ સ્પષ્ટ કરવું જોઈએ કે આ પ્રકાર પ્રકાર ની સ્વતંત્રતા અને ભોજ લોક ઉપયોગ જણાવેલ કુદરતી હકો વસવામાં આવી શકે નહિ.

અવસ્થા અને મનુષ્ય જીવન એકાકી ધ્યાનજનક ધ્યાનજનક જંગલી અને સૂકું આમ સમાજની રચના પૂર્વ કુદરતી સ્વતંત્રતા કે હકો હોતા નથી સમાજ ની રચના થયા પછી સ્વતંત્રતા સમજ હૂકો ન્યાય વગેરે અથવા ન્યાય વગેરે ખોલી આ સ્વાદરીક પાત્ર કરી છે તો પછી કુદરતી સ્વતંત્રતા પસાર નો ઉલ્લેખ શા માટે કરવા માં આવ્યો છે તેવો પ્રશ્ર્ન પ્રશ્ર્ન સિવાય સિવાય શક્ય નથી આમ આ પ્રશ્ર્ન જવાબ છે કે અઢાર અઠારમી સદીમાં એવો વિચાર પસાર થયો હતો જે કુદરતી સ્વતંત્રતા ને મનુષ્ય સ્વામીની સચના

તમામ મનુષ્ય આ કારણે સમાન કરે છે લોકો પોતાના ચિંતામાં કુદરતી કાર્યો અને સ્વતંત્રતા વિચારી અને સદમાટે ભળવું પરુચિઓ કરે છે અને રજૂ કર્યો હતો. તેમના આ વિચારો તો પ્રભાએ અમેરિકન સાર્થક માટે જે શોષણ શોષણ કરવામાં આવી છે કે તેમાં દેવા મળે છે કે ઋષિઓએ પણ વધુ ભાર ભાર પૂર્વક વિચારે છે રજુ કરેલ છે. તેના વિચારો તેના ચિંતા અને પાઠમાં એટલી બધી એટલી બધી અસર થઇ છે તેના વિચારો વિચારો શાંતિ દરેક પણ ગણવામાં આવે છે આમ વસ્તુમાં વાસ્તવ માં અસ્તિત્વ અને ધરાવતી હોતા છતાં પણ કુદરતી સ્વતંત્રતા સ્વતંત્રતા સદવાન અમેરિકન સ્વતંત્રત્રા સ્વર્ગવામાં ના પ્રેમ ક્રાંતિ ખુબ જ પ્રભાવિત કરે છે. ખુબ પ્રભાવિત કરી હકીકતની નોંધ જીવાય ત્યારે તેમાં નથી કુદરતી કાયદો કુદરત કુદરતી કાયદો દ્વારા કુદરતી કાયદાની દિત્ય વિભાવના સાથે ખાસ રીતે ટકરાયેલ છે. રોમમાં સમય કુદરતી કાયદા અને તર્કમાં કાયદા અને ઓળખા ઓળખવામાં આવે તો તેમજ તેમજ આ કાયદો જીવનમાં સમાન મનવું કુદરતી કાયદો ઈશ્વર અને ધરમસ્થાન કાયદા તરીકે સ્વામીમાંથી આવ્યો છે. સત્તર અને અઠારમી સદી નો કુદરતી કાયદો અર્થ રાજકીય ભોમિયો છે તરીકે થવામાં લગ્યો લોક લોક અને રૂપો એ સામાજિક કરવામાં તેના સ્વતંત્રતા સાથેના સબંધો ઉપવાસ કર્યો છે. રૂપોના આ પ્રકાર આ પ્રકાર ચિંતન શ્રેષ્ઠ ક્રાંતિ પુરી હતી. નારગી સ્વતંત્રતા નારગી સ્વતંત્રતા એ અર્થ

કરવામાં આવે છે. એકાંત એકાંત જીવન મનુષ્ય મન સંસાદ બાળકો જેવા પણ અર્થ નથી બીજા શબ્દો કહીને નાગરિક સ્વતંત્રતા એટલે સામાજિક હકો જેમાં રાજ્ય સ્વીકારીને અમલ કરે છે. વૈશ્વી સમાજ માં રહે છે અને પોતાના વિકાસ કરી શકે છે. તે માટે નાગરિક ખુબ જ જરૂરી છે. સમાજ હતી વ્યક્તિ જે હકો ભોગવે છે તે સામાજિક હકો ગણાય છે. આ હકો અમલ દ્વારા રાજ્ય વેડફી વિશાળ

તથા આવતી તથા આવતી વ્યક્તિ કે પછી સરકાર બિનજરૂરી દરમિયાન નગરી કરી અને તે માટે ખાસ જોવા જોગવાઈઓ કરવા આવે છે આ વિશેષનો ઉલ્લેખ હક હકો પરકરણ આવે છે. તમને છે આ દિલ ક્રિસાદ નાગરિક સ્વતંત્રતા એટલે કાયદાનું સમા શાનમ શાસન તેઓ પણ અર્થ કરે છે રાજ્ય ની વ્યતિ આ આ સ્વસ્ત્ર સર્જન પણ સામાજિક હકો ભરે છે.

વાવણી. કેળ પછીનું બીજું પગથિયું વાવણી છે. વાવણી સમયસર અને સારી થાય તો ખેડૂતને વધારે ફાયદો થાય છે. વાવણી અને સાવની એવી કહેવત ખૂબ જ ઉચિત છે. વાવણીનું કામ એક બે દિવસ જ વહેલું કે મોડું થાય તો પાકના વિકાસ અને ઉઉપજમાં દેખાતી ફયફેર જણાય છે. ખેતીમાં મોટા ભાગના પાકોનું સંવર્ધન બીજથી થાય છે. તે વાવણી અંગે આપણે અહીં અભ્યાસ કરીશું. વાવણીનો સમય. સામાન્ય રીતે પૂરતો, એટલે કે ત્રણથી ચાર ઇંચ વરસાત થયા બાદ વાવણીનું કાર્ય કરવામાં આવે છે. જમીન ઉપર પાંચથી છો ઇંચ પલળે ત્યારે વાવણી કરવાનો સમય થઈ ગયો ગણાય છે. શિયાળું અને ઉનાળું પાકમાં પાણીની સારી સગવડ હોય તો ઓવલીને વાવવામાં આવે છે. ત્યાં જ અથવા વાવ્યા પછી તરત પાણી આપવામાં આવે છે. કેટલીક વાર કપાસ જેવા પાકોનોને વરસાદ આવશે તેવી ખાતરી થતા કોરામાં જ વાવી દેવામાં આવે છે. કેળ માટે વરાપ જેટલી અગત્યની છે તેના કરતા વાવણી માટે વરાપ વધુ અગત્યની છે. વાવણી સમયસર કરી શકાય તે માટે ખેડૂત તેના ઓજારો તૈયાર રાખે છે. બીજેનીબીજની તૈયારી રાખે છે કાળજીથી સમયસર વાવણી કરનારા ખેડૂતની ખેતી સફળ બને છે. વાવણીના સાધનો. વાવણી કરતી વખતે જુદા જુદા સાધનોનો ઉપયોગ થાય છે. વાવણી જો છાંટીને કે પુંખીને કરવાની હોય તો બીજ ભરવા માટે તગારું કે ડોલ કે થૈલા જેવા

ઓળીને વાવ્યા બાદ બીજને ઢાંકવા માટે રફતો કે પાટિયું જેવા સાધનોની પણ જરૂર પડતી હોય છે. વાવણીની રીતો. પુંખીને કે છાંટીને. વાવણીની આ રીત ત્યારે જ વધારે વપરાય છે જ્યારે છોડનું અંતર અગત્યનું ન હોય. થોડા વધારે કે થોડા ઓછા અંતરે વાવી દેવાથી કાફી, કશી મુશ્કિલ દેખાતી ન હોય ત્યારે આ પુંખીને કે છાંટીને વાવણી કરવામાં આવે છે. ખેડી ને તૈયાર કરેલી જમીનમાં ક્યારે બીજને પ્રમાણસર છાંટીને ખંપાળીથી ભેળવી દેવામાં આવે છે. મુખ્યત્વે ધાણા, મેથી, જીરું, રજકો, ગાજર, મુળા, જુવાર, ઘઉં, ઓટ, પાલક, વગેરે છાંટીને વાવવામાં આવે છે. તેમાં આંતરખેદ કરવાની ન હોય. ઓજારો દ્વારા નીંદણ કાઢવાનું ન હોય ત્યારે છાંટીને વાવવામાં આવે છે. લીલાચારા માટે કે નીરણ માટે પણ છાંટીને વાવવાનું પસંદ કરવામાં આવે છે. આ રીત ઘણી સહેલી ઘણી સસ્તી અને ઝડપી છે. વાવણી માટે ઓછા સાધનોની જરૂર પડે છે. આ રીતે વાવવાની એક મર્યાદા પણ છે કે તેમાં બીજનો, બીનો બગાડ ઘણો જ થાય છે કારણ કે બધા બીમાં બધા બી માટીમાં ધમકાતા નથી તેથી પક્ષીઓ ચણી ખાય છે. પાણી પાતી વખતે તણાઈને જતા રહે છે. આથી બીજનું બગાડ થાય છે. ઓરવું કે તવાવવું. બે હાર વચ્ચે ચોક્કસ અંતર જાળવવાનું હોય ત્યારે ઓળીને વાવવામાં આવે છે. બે હાર વચ્ચેનું અંતર જળવાય છે ત્યારે વચ્ચે આંતરખેદ કરવાનો લાભ મળે છે. આંતરખેદથી નીંદણ સહેલાઈથી કાઢી શકાય છે અને સમય અને ખર્ચાનો પણ બચાવ થાય છે. ઓળી ને વાવવાથી ચોક્કસ ઊંડાઈએ બીજને વાવી શકાય છે. કેટલીક વાર ખુબ નજીક નજીક ડાંટા રાખીને ઉભું અને આડું વાવવામાં આવે, તેને શેમર વાવણી કાળીકરી શકાય છે, કહેવાય. તે પુંખીને કરેલી વાવણી જેવી જ બની જવા છતાં તેને ઓળીને વાવ્યું, વાવ્યું કહેવાય છે.

ઓળીના વાવવા માટે બળદ અથવા tractor નો ઉપયોગ કરવામાં આવે છે. જમીન થોડી હોય ત્યારે હાથોળની અથવા હાથમાં હાથહારમાં હાથથી દાણા વેરીને વાવવામાં આવે છે. જમીનમાં વરાબ થોડી ઓછી હોય એવી તો પણ બળદથી વાવણી કરી શકાય છે. આવા સંજોગોમાં tractor થી વાવણી કરી શકાતી નથી. Tractor જેવા ભારે વાહનોથી દજમીન ઘણી દબાઈ જાય છે. તે માટે વરાપ વધારે આવવા દેવી પડે છે. ઓળીને મોટાભાગના ખેતીપાકો વાવી શકાતા હોવાથી આ પદ્ધતિ વધારે પ્રચલિત છે. તલ, બાજરી, ઘઉં, મેથી વગેરે છીંછરા વાવવાના હોય છે અને તુવેર એરંડા કપાસ ચણા મકાઈ વગેરે ઉંડા વાવવામાં આવે છે. ચોંપવું કે થાણવું. બે હાર વચ્ચે કે બે છેડા વચ્ચે ચોક્કસ અંતર જાળવવાનું હોય ત્યારે ચોંપવામાં એટલે કે થાણવામાં આવે છે. વેલાવાળા પાકો જેવા કે દૂધી તુરીયા ગલકા કારેલી વગેરેને ચોપીને વાવવામાં આવે છે. ચાર પ્રકારના કપાસને જ પણ ચોપવામાં આવે છે. શેરડીના કટકાને આદુ હળદળની ગાંઠોને ડુંગળી લસણની કળીને ભલે નજીક નજીક, પણ ચોંપીને જ વાવવામાં આવે છે. બટાટાની આંખોને પણ ચોંપવામાં આવે છે. દાંતાથી આડા ઉભા ચાસ નીકાળીને નિશાની બનાવવા, કરવામાં આવે છે.